ફાઈવજી માં એમાં લેગ બેગ ણ મારે રમવાની મજા આવે એવો mobile જોયીએ છે તારે પાલનપુર લાવવાનો કે અમદાવાદ થી આવે છે એટલે અમદાવાદ થી સસ્તો મળીજાય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

દુકાન વાળ લાગવું જોયી એ mobile લેવામાટે આવિયા છે તારે i phone લેવો છે મારે વન પલ્સ લેવો છે એ પન અપડા બન્ને ને બે mobile લેવા છે મારે i phone ચાલી જશે બે મોટા mobile લેવા છે તો મોટી ગાડી માં જવું પડે હમ હા એ પન સાચી વાત કારણકે અમદાવાદ માં થોડા ઘણા મોંઘા પડી એમાં અમદાવાદ થી દસપાંચહાજર ફરતા લાગશે

વાંઘો ની ખાઈ ને પછી આપડે ડીરેક સવારના જાસો સાંજે તો ફ્રી છે ને કાલ ના સાંજે આમ તો આખો દિવસ અને આખી રાત ફ્રી હોય છું તું ફ્રી હોય છે સારું કેવાય તારા માટે મને તો ટાઈમ જ ની મળતો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 હા વાંઘો ની તું પાંચ વાગે ફ્રી થાય મારી ગાડી લઈ અમદાવાદ જઈએ બરાબર ને હા રસ્તા માં ફરતા ફરતા જઈસુ ચાલશે ને હા ચાલે વાંઘો ન આવે રસ્તા માં કઈ જોવા જેવી જગ્યા અમદાવાદની અંદર છાપી રજીસ ના પાલનપુર વચે એતો મને ખબર નથી પન આપડે ઓડી લીઈ ને જાસો રસ્તા માં કોઈ સારી જગ્યા દેખાડ્સો કર્દેસો ફરવા માટે જગ્યા અને હોટેલ માં રાતે રોકાવાનું થશે ચાલશે હા ચાલશે કારણકે આપડે રાત ના સાંજ ના જસો તો બે ત્રણ કલાક થઈ જશે અમદાવાદના ખરીદતા વાર થઈ જશે એબે સ્પષ્ટ કરવામાં ઘણી બઘી વાર થશે એમાં અને તું તાર ઘરે થી તાર મમ્મી પપ્પા ની રાજા લઈ લેજે જવાનું છે mobile લેવા માટે જવા દેજો એ તો કઈ વાંઘો ની તો હવે જવાન થશે હવે બાર તાર જવાનું થાય તો વાંઘો ની કેટલા વાગે જવાનું કાલ સાંજે છ વાગે જવાનું બરાબર ને વાંઘો ની આવે ને સાંજે છ વાગે બરાબર છે તોતું છ વાગે તૈયાર રેજે હું તને ફોન કરીશ આપડે બંને ભેગા થઈ જાસો હા બરાબર આપડે ભેગા થઈને જાસો અને ઓડી ગાડી હા ઓડી ગાડી તો હવે મુકું થોડી વાર રહીને જઈએ કાલે કેટલા વાગે ફ્રી થશે એકજટ ટાઈમ કહી ડે મને એકજટ પાંચ છ વાગે તો ફાઈનલ છે છ વાગે તો ફાઈનલ જ હશે હા છ વાગે ફાઈનલ છે મારે તું છ વાગે ફાઈનલ ફ્રી છે ને હા હું છ વાગે ફ્રી છું પછી એક રીગ કર દેજે તારા ઘર ની બાર આવીશ જઈસ બરાબરને નાહુ એ ની કરું વોટ્સએપ મેસેજ કરીસ ચાલશે હા ચાલશે

ઠાકરની આરતી ની વાટ જોવાય છે. નાનાં નાનાં અરધાં નાગાંપૂગાં છોકરાંની અર્થ જામી પડી છે. કોઈ ના હાથ માં ચાંદા જેવી ચમકતી જલારો ઝૂલે છે ને કોઈ મોટા નગારા ઉપર દાંડી નો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની ગાંગ ડી કોપરા ની બન્ને ચર્ચો અને તુલસી ના પાન ની સુગંધવાળા મીઠા ચરણામૃત આ

છોકરા ને તેડી આરતી ની વાટે ચોરા ની કૉલ કરો બેઠા છે. મુંડા જાય છે એવી સાંજ નમે છે. આજે શો સંધ્યા જરાય ખીલી નથી. એક જણે જાણે સંધ્યા ન ખીલ

ને ઠાકોરજી ની મૂર્તિ મુખારવંદ પણ હમણાં કેવી જશે બતાવ શે કરો. ચોરા માં ધીરે સાદે ને અજી આંખે બુઢ્ઢાઓ આવી વાતે વળગ્યા છે. તે આંબલા ગામ ને બજાર સોંસરો માં બે માનવી ચાલ્યાં આવે છે. આદમી ના પાછળ સ્ત્રી છે આદમી ની ભેટ માં તરવાર અને હાથ માં લાકડી છે. સ્ત્રી ના માથા પર મોટું પોટલું છે. પુરુસ તોહ એકદમ ઉદખાય તેવો નતો પણ રજપૂતાણી એના પગ ની ગતિ ઉપરથી ને ઘેર દાર લેંઘા ને લપેટેલ એવો છોડ તી ન રહે. રજપૂતે જ્યારે દાયરા ને રામ રામ ન કર્યા ગામ લોકો ને લાગ્યું કોઈ અજાણ્યા પંથક નો વટેમાર્ગુ હશે. દાયરે ને ટકોરે બા રામ રામ રામ રામ કો છો જવાબ દઈ ને મુસાફર. સાંતી ગરાસ રી ચાલી જાય છે. એકબીજા ના મોં સામે કોઈ ડાયરા ના માણસો ને સારી કરો. રે ઠાકોર આમ કેટલીક જવું છે ગ્રા જવાબ મળ્યો તો તો ભાઈ અહીજ રાત રોકાયી જવો ને કેમ તાણ કરવી પડે છે? બા મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી બીજુ કોઈ તો કઈ નહિ પણ અસૂર ઘણું થઇ ગયું છે ને વળી ભેગા બાઈ માણસ છે તો અંધારા નું ઠાલું જોખમ શીદ ને ખેડ ભાણે ખપતી વાત છે. માટે રોકાઈ જવા મુસાફરે જવાબ દીધો.

તો એ કહ્યું કે ચીક મરવા ધોની ને રજપૂત રજપૂતાણી ચાલી નીકળ્યાં એમ દૂર ના ગામડામાં ઝુપડી દિવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખા તો હોય અને વાચા વાપરી ને ની વાત સમજવા માં જતા હોય તેમ પાદરાનું કૂતરું ભસી રયા છે. પછવાડે ઘૂઘરા ના અવાજ સાંભળ્યાં. બાઈ પાછળ નજર કરેં ત્યાં સણોસરા ના અલકારા ભલે ટપ્પાલ ને થેલી મૂકી. હાથ માં ઘુઘરીયું વાળું ભાલું લઈને ચાલ્યો છે. કેડમા નવી ફાટેલા આ માન્ય વાળી તલવાર ટીંગાય છે. દુનિયા ના શુભ અશુભ પોટલો માટે ઉપાડી ને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાય પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડ તા ધણીયો. ધણીય મહિ ને છ મહિ ને કાગળના કટકા ની વાટ જોતી જાગ તી હશે એવી સાંભળી નહીં પણ મોડું થશે તો પગાર કપાશે એવી ભિક થઈ જતો હલકારો દોડતો થયો હા લઘુગ્રહ ની અંધારી એકાંતના ઘેર ભેરુ બન્યા છે જોત જોતા માં જતો પછવાડે ચાલતી રજપૂતાણી ને લાગો લેગ થયી ગયો બે જણા એ પૂછપરછ થાયી બાય નો પિયર સણોસરા માં હતું એટલે જટાએ

રજપૂત થોડાં કદમ આગળ ચાલ તો હતો. રજપૂતાણી છે તે પડેલી જોઇ ને એણે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાત કરતા સ્ત્રી ને બે ચાર હકરાવી ધમકાવી નાખી બાયે કહયું મારા પિયરનો હલકારો છે. મારો ભાઈ છે. હવે ભાળ્યો તારો ભાઈ છાનીમાની ચાલી આવ અને મા રાજ તમે પણ જરા માણસ ઓળખતા જાવ એમ કહી ને રજપૂતે જટા ને તડકા બાપા એમ કહી ને જટાએ પોતાનો ધીરો પડ્યો. એક ખેતરનું છેટું રાખી ને જટો ચાલવા લાગ્યો જયાં રજપૂત જોડેલું આંધ્રા નહેર માં ઉતરે છે ત્યાં તે ક્ષમતા માં બાર જણાએ પડકારો કરે તોહ ખબર દાર તલવાર નાખી દેજે રજપૂત ના મોંમાંથી બેચાર ગાળો નીકળી ગઈ, પણ મ્યાન માંથી તલવાર નીકળી ન શકી બોયલ કોળીઓ આવીને અને રંડવા થી બાંધી દીધો બાંધીને ગબડાવે દીધો એ ભાઈ ઘણાના ઉતારવા માં ભાઈને કહ્યું. આનાથી રાજપૂતાના એ અંગ ઉપરથી એક એક દાગી નો કાઢવા નું શરૂ કરો. એના હાથ પઘ છાતી વગેરે અંગો ઉઘાડાં પડવા લાગ્યાં. એની ઘાટી લી નમણી કાયાએ કોળીઓ ની આંખો માં કામ ના ભડકા જાગી. જુવાન કોરિયા પહેલાં તો જીભ ની મશ્કરી કરી બાઈ શાંત રહી પણ જયારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા ત્યારે ઝેરી લી નાગણ જેમ હુફાડો મારે તમ રજપૂતાણી. થયી ગયી હાલ્યા પછાડીએ સતી ની પૂંછડી એ કોળીઓ અવાજ કર્યો અંધારામાં બાયી સામે જોયું ત્યાં તો તો જટા ગુગરા ઘમક્યા એ જટા ભાઈ બાઈએ ચીસ પાડી દોડ જે ખબર દર એલ કોણછે ત્યાં એવો પડકારો કરતા જટો તલવાર ખેચી ને પહોંચ્યો બાર કોળી લાકડી લઈ ને જટા ઉપર તૂટી પડ્યા. જટા તલવાર ચલાવી સાત કોડિયા ના પ્રાણ લીધા પોતાના પર લાકડી નો મેં વર્ષે પણ જટા એક ઘડી એક ઢાળિયા નહીં, ઢાળિયા બુમરાણ કરી મૂક્યું. બીક થી બાકીના કોળી ભાગી ગયા પછી ખાયી ને પડ્યો બાય જઈ ને પોતાના ધણી ને છોડ્યો. ઉઠી ને તરત રજપૂત કહે છે. બાયલા શરમ નથી થાતી. પાંચ ડગલાં હારે હાલ ના રો ને ઓળખાણ એ મહારાષ્ટ્રીયન સામે મરેલો પડ્યો છે અને તું મારા ભવ બધા નો ભેરુ તને જીવતર મીઠું થઈ પડ્યું. જ ઠાકુર તારા માર્ગે હમે આપડા ને હંસ ના સંગાથ ત્યાં થી અમે તો આ ઉધાર ના ગામન ના ચિંતા માજ

વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુ થી લાકડાં વીણી ને લાવીને ચિતા ખડકી અને શબ ને ખોળા માં લઈ ને પોતે ચડી. ચડી બેઠી દા પ્રગટા વ્યો અને બન્ને જણાં બળી ને ખાખ થયાં. પછી કાયર ભાયડા ની સક્રિય રહે શો. કાનપુર, સાંજે જ્યારે નમવા માંડી ત્યારે ચિતા ના અંગારા ધીરી ધીરી જોડે ઝઘડા થાંભલા અને રામ ધન વચ્ચે નો એક નહેર માં આજ પણ જટા ન કોળીઓ

જમાદાર સાહેબ ચલો રોટી ખાવા નહિ હમ ખાયે ચાલો ચાલો બે બટકુ ભાવે તે મેરે નહીં નહીં અભી નહી ખાઈ ત્રણ ગામ ને તિબેટ આછે પાણીએ ઝૂલ તી એક નાની વાવ આ વાવ ને માથે માન ખુરાના જેવી ઘટા પાથરી ને એક જૂનો બદલો ઉભો હતો.

કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એન્ડ અર્બન એફે ડ્રા ખાવા સોગંદ દઈ દઈ ને બોલાવે છે. એક તો કટિયા વર્ણ થી સદાય ડરી ને ચાલનાર ગામ ડિયો વેપારી એને ખવડાવી પીવડાવી કે સોપારી નો જથ્થો દોસ્તી બાંધી લે અને બીજે આજે શેઠ લાઠી ગામે પોતાના દીકરા ને વહુ ના દાગીના ચડાવવા ગયેલા તાકી વેવાણ ની સાથે તકરાર થવા થી ઘરેણાંનો ડબો ભેળો લઈ આવી પાછળ. તે થિ માર્ગે આવા હત્યાર બંધ સજાતીય જરૂર જરૂર નહોતો એટલે જ વાણિયે સોગંદ આપી આપી ને આખરે ને બે ઢેબરાં ખવડાવ્યા. છુટકો કરો એટલે આરબે અંક ખંભે આમચા નાખીને બીજે ખંભે લાંબી નાળ વાળી બંદૂક લટકાવી કમ્મર ના જમૈયા સરખા કરી ને કસી ને ભેટ બાંધી ધમકી દાઢી ઓળી ને આરબ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર નાખીને લખ તો નાખીને તંબુ તાણીયા આરબે સવાલ કર્યું ક્યાં શેઠ ક્યાં જવું છે ખોપાળા સુધી મારા. પણ એક માર્ગ છે. ચાલો. અમેરિકા ના નોકરી માંથી કમી થઈ ને વડોદરે રોટી ની ગોતણ કરવા જતો હતો. બે જણા ચાલતા થયા તે વખતે આરબ ને ઓસાણ આવવા થી એણે પૂછ્યું, સેઠ કાંઇ જોખમ ચોક પાસે નથી ને? મારે બાપૂ. અમે તો જોખમ રાખી ને ખડે પગે છે. આરબ ફરી કહ્યું છુપાવ શો નહીં હોય તો મારા હાથ માં સોંપી દે નીકર જાન ગુમાવ શો. તમારે ગળે હાથ જમાદાર કઈ નથી? તે ડાબલાનું બે ત્રણ હજાર રૂપિયાનો કર્યો હતો આગળ ચાલ તા આંગડિયા અને david એ લાંબા સમય ગાળામાં ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામી વળી પોતાના બાર જુવાનો ને લયીને આડ બાંધી ઊભેલો છે આ જમ દૂત ને દૂર થી આવતા જોતાં જ શેઠ ના રામ રમી ગયા એનો સાદ ફાટી ગયો. અને એનાથી બોલી જવાયુંમારી નાખ્યા ચાઊસ અમે શું કરશો? કેમ આપ ની પાસે શું છે તે મારી પાસે પાંચ હાજર ના દાગીના છે. ઓ બન્યા. ખોટું બોલ્યતા ને લાવ ડબો કાઢી ને જલ્દી મને આપી દે નહિ તો આ કોળીઓ તારી જાન લેશે. વાણીયા એ ડાબો કાઢીને આરબ ના આત્મા ના બન્યું તે સામે આવનાર એક કોળીઓ નજરાણું ને ચેટ બૂમ બાળી ઓ રેવા દે નઈ તો તું નવાણિયો કુટાઇ જઈશ. વાણિયા ને કહ્યું, અમે તો તારે ગોળી હા, તારી જ઼િંદગી બચાવ અને મને એકને મરવા દે. વાણિયા ઘોડી આખી મુખ્યત્વે કોળી અને ન રોકિયો એ તો આરબ ને ઘેરી વળ્યા ને હાકલ કરી એલા ચલાવો હાથે કરી ને મરવા માટે. ઉસકા અનાજ ખાય રે અનાજ હમણાં નીકળી જશે. જ જબરો છો નહીં. ઉસકા અનાજ ખાય. અરે ગેર છોકરા વાર જોઈ રહેશે નહીં. ઉસકા અનાજ ખાયા ઉસે બીજો એક કર્યો અને બસ એક જ ધૂન ઉસકા અનાજ ખાયા કોળીઓએ ચાઊસના ની નજીક જવાની હિંમત ના ચાલી, કારણ કે ચાઊસના હાથ માં દારૂગોળો ભરેલી બંદૂક હતી. કોળીઓ ને ખબર હતી કે આરબ ની બંદૂક જો છૂટે તોહ કાઢી ખાલી ન જાય અમ્મા ચા માં દાગીના નો ડબરો છે. આત્મા બંદૂક છે અને આરબ ઝપાટા ભેર રસ્તો કાપ તો જાય છે. આગે આગે કોળીઓ ચાલવા આવે છે નજીક આવી ને કામ સકે છે આજનો મુદ્દો વરસાદનો પીછો કરતા અને છોડાવતા પ્રાણીઓ ઋતુ પ્રવાસ ને લખતું અનુમાન સિદ્ધ થયું એતો જાણે પહેલું sprize હતું. નવાઈની બીજી વાત એ વખતે નજર સામે આવી કે જયારે પક્ષી નિષ્ણાતોએ આવા આવા પાંખડાં મુસાફરોના પ્રવાસની ગતિ દીધી જાણવા તેમના પગે ચોક્ક્સ ઓળખ નંબર કોતરેલી Aluminium ભિમતિ પહેરવાનું શરુ કર્યું. હજારો kilometers ની મઝર ખેદિને પક્ષી અગાઉના વર્ષે તેને જ્યાં પડાવ નાખ્યો હોય છે. એજ પ્રદેશમાં જાય પ્રદેશના એજ વૃક્ષે પોહ્ચે અને વૃક્ષની એ જ ડાળે માળો બાંધે એવા ઘણા દાખલ જોવા મળ્યા. ભારતના ખેત નામ પક્ષી સાથે Doctor સલીમ અલીએ જાત અનુભવે દિવાળી ધોડા પક્ષીનો દાખલો મોઢે હતો. આ ઋતુ આ ઋતુ પ્રવતિ પક્ષીએ સલગ પાંચ વર્ષ સુધી તેમના ઘરની મુલાકાત લીધી અને દર વખતે ત્યાં પોતાની જગ્યાએ ઘામો નાખ્યો. ઋતુ પ્રવાસ ને લાગતું છેલ્લું રસપ્રદ દૃશ્યત એ ભાષા અંગે નોંધવાનું થાય કહે કે આપણે જ્યાં કદાચ પહેલી વાર ધ્યાન પર આવ્યું હતું ધ્યાન દોરવા ધ્યાન દોરનાર પક્ષી સાથવી વ્યૂન્ગ વિસલત નામનો અંગ્રેજ હતો Doctor સલીમ અલીમ જેમ તે પણ ખુબ જ પ્રતિષ્ઠિ એવી બોમ્બે National history સોસાયટી નો અગ્રગણ્ય અગ્ર ગણીય હતો ઓગણીસો અઠ્યાવીશ માં બ્રિટિશ રાજ દરમિયાન તેને ઋતુ પ્રવાસી સાતક મોતીડાં નું વર્ષો વર્ષ નરીક્ષણ કર્યું અને ડાયરી માં તેની વ્યવવસ્થિત નોંધો રાખી વિશ્લેષણ બાદ જોયું કે આફ્રિકા ની નિવાસી ની જાતક નો ઉપર

સમય જેટલું વિલંબ માં પડતું હતું આ પક્ષી ને વ્યૂન્ગ વિસલરે ડીઝીટલ એવું ઉપનામ નામ આપ્યું પણ ઉમેરીયું કે તેની તેને વર્તણુક અને જીવન પ્રણાલીનો વધુ અભ્યાસ કરવાનું જરૂરી હતું ચોમાસાના મંડાણ વખતે મંડાણ વખતે ભારતની visit લેવાનો અને તે અને તે માટે અરબી સમુદ્રને તથા હિન્દ મહાસાગરને ઓળગવાનો શ્રમ શા માટે કરે છે ચોમાસુ ક્યાં દિવસે સારું થવાનું છે તે દિલ્હી ના મોષ્મ ભવન મોસમ ભવનના super computer વપરાતા હવામાન શાસ્ત્રીઓ ચોક્કસ પણે કહી સકતા નથી. એનારાઈ ચાતકને કેવી રીતે ખબર પડી જાય છે કે પ્રથમ સવાલનો જવાબ એ છે કે પ્રજનન ઋતુમાં પરિવાર વધ્યા બાદ જરૂરી બનતો ખોરાક વધુ પુરવઠો ચોમાસામાં મળી રહે છે.

Weather for Cast કરી જાણનાર અને પુષ્કળ ખોરાક મળવાની ખાતરી સાથે હરિયાળા વરસાદની પ્રદેશ લાંબો ઋતુ પ્રવેશ છેડનારા ચાતક જેવા બીજા પણ કેટલાક પ્રાણી પક્ષીઓ છે કે વર્ષો પેહલા સંશોઘકોને Practical અવલોકનનો દ્વારા જાણવા મળેલું કે હાથીનું ટોળું અને કિલોમીટર જેતે રહેલા બીજા હાથી સમુદાય સાથે વાર્તાલાપ કરી શકે છે. આનું માધ્યમ લોકશીકવંશી ઇન્ફ્રાસોન્દ બહુ નીચી બહુ નીચી કમ સંખ્યાનો અવાજ છે જેને આપણે તદુપરાંત ઘણા ખરા પ્રાણી પંખીઓ સાંભળી સકતા નથી. વૈજ્ઞાન વૈજ્ઞાનિઓને આફ્રિકી આફ્રિકી હાથની શ્રવણ શક્તિ વિશેનું ઓર વશિષ્ટ પાસું સાત વર્ષ સુધી કરાયેલા વિસર્ચ બાદ જાણવા મળ્યું જેનો નિષ્ક્રસ્ટ જેમને વિસ્તૃત અભ્યાસ લેખ તરીકે ઓક્ટોમ્બર બે હજાર ચોવીશમાં પ્રગટ કર્યું. સંશોધકોએ રિસર્ચ માટે આફ્રિકી દેશ નામે નામી બીયાના ચૌદ હાથીને દરેક હાથી જુદા જુદા ટોળાનો હતો એટલે કે ટોળામાં કુલ ચોવીશ હતા બધા એકમ એક મેક થી સ્વત્રંત્ર હતા. સંશોધકોને વરસાદની સ્થિતિને લગતી ઈન Instant image બનાવતા હવામાનના ઉગ્રતાથી પોતાના મોનીટરીંગ સાધનનું

વરસાદના ઝાપટા પડ્યા હતા. સંશોધકો GPS ના આધારે જોયું કે સીધી લીટી સીધી લીટીમાં આગળ વધ્યું ટોળું ક્યારેક ઓચિંતું દિશા બદલીને

એકમેકથી જુદા દિશા માર્ગ ફંટાતા ફંટાતા હતા. સંશોધકો એ હવામાનના satellite દ્વારા inetnet રીતે મળી રહેલી image સાથે હાથીના જે તે ટોળાનું

વરસાદ પડતો હોય તો પણ સુપર સુપર કનના હાથી તેનો અવાજ જીલી લેતા હતા આખું ટોળું તેની દિશામાં ચાલતા ચાલવા માંડ્યું હતું માનવ માનવા જેવી વાત ન હતી પણ સંશોધનનું તેના શિવાય બીજું શું અર્થ ધટન કરવું એ સવાલ હતો. અને જે સંશોઘનનું એકેય પ્રકારે અર્થઘટન કરવાનું ન સુજે તેનું ટૂંક વર્ણન જરા વાંચો નામિબિયા જેવો બીજો આફ્રિકી દેશ બોત્સ્વાના છે. આ દેશોમાં જેને અવાર્ચીન હસ્તનીપુર તરીકે શક્યા. તેવું ચોબેનેશનલ પાર્કનું પાર્ક નું અભ્યારણ છે. સંસ્કૃતમાં હસ્તી હસ્તી એતલે હાથી પુષ્કળ આબાદી છે ચોબેને અડોઅડ વાયગે લીળીયાતી નામના પ્રદેશ માં હજારો ગજરાજ ઇસીસીટી આફ્રિકી પણ વર્ત વર્તણુક ની બાબતમાં જરાક અલગ પડે છે આ હાથી દૂર વર્તી વરસાદના ઈંટરસવાં પર આધાર રાખતા નથી ઋતુ પ્રવર્તિત ના મામલા માં નોંદયું તેમ વરસાદ જાણે કે તેમની રાહ જોવે ચોમાસુ દક્ષિણ પૂર્વે ખરાબ છે જે તે ના વર્તમાન વર્ત પાત્ર પ્રદેશના બારણે ટકોર મારવાનો હોય તેને થોડા દિવસ પહેલા હાથી નો તોડે તોડા ત્યાં ત્યાં જવા નિકરી પડે છે સંખ્યા બધા મળીને એક લાખ વિષ હજાર જેટલી હતી લગભગ બસો કિલોમીટરની પદ યાત્રા છેડીને તેઓ રીમઝીમ સાવનનના પ્રદેશે પહોંચે ત્યારે મેઘરાજા તેમને સ્વાગત કરવા તૈયાર હોય છે.

પંખીઓની સૂચિના આફ્રિકી Wile Wildebeest ને આગળ પડતી સ્થાન આપવું પડે તેમ છે Wildebeest નહિ અહીં બીસ્ટનો અંગ્રેજી spelling Bist ને બદલે બીટ થાય છે તે પણ Mark તે પણ Mark કરો આ ચાલવંશી અને ગઓવનશિત પ્રાણીનો આફ્રિકી નામ ગુણું છે આફ્રિકાનું બહુ વિશાળ ખંડ છે માટે તેના બધા પ્રદેશો વરસાદની મહેર વરસાદની મહેર શાંતિ થતી નથી એક પ્રદેશમાં સજીવની જેવા સંજીવની જેવા મેહુલા આજે હરિયાળી હરિયાળીની બિછાત કરી દીધી હોય તો જેતે જેટના બીજા પ્રદેશો પાણી ન હોવા લીધે સૂકો વેરાન વનરાવની આવ્યો છે નતીજો નતીજો એ છે કે ચોમાસુ જે રીતે ચળકટ ચલકચરાનું રમે તેને અનુરૂપ રીતે Wildebeest પણ રમવું પડે છે નિયમિત પણે Discovery Channel જોતા હોય Discovery Channel

ભાગવતમા પણ કહ્યું છે કે, સર્વ પ્રાણીઓ મા અંતર્યામી રૂપે વાસ કરી રહેલો છે હું તેનું માનવીએ દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું જોઈએ આમ ધાર્મિક જીવનનો આરંભ નીતિ મતતા થીજ થવો જોઈએ bible માં પણ જણાવ્યું છે કે જે માનવી પોતાની નજર સમક્ષ દેખાતા બાંધવો પ્રત્યેય પ્રેમ રાખી શકતો નથી તે અપ્રત્ય ઈશ્વર પ્રત્ય કેવી રીતે પ્રેમ રાખી શકે આમ સાચી ધાર્મિકતા નીતિ ની સાથે દૂર હોતી જ નથી સામાજિક દ્રષ્ટિ એ નીતિ કે સદાચાર એ ધર્મનો સૌથી વધુ મહત્વ નો અંગ છે ધાર્મિક વ્યક્તિ જીવ જગત કે ઈશ્વર સંબંધી જેઉ જ્ઞાન ધરાવે છે તથા તે ઈશ્વર ની ઉપાસના કઈ રીતે કરે છે તે પ્રશ્ન વ્યક્તિના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જયારે એ વ્યક્તિ સદાચારી છે કે નઈ એ પ્રશ્ન નો સામાજિક દ્રષ્ટિ એ ખૂબ મહત્વ છે. આથી ભારત ને ધર્મ પરંપરા કે નીતિ નિયમો નું વર્ણન કરનાર શાસ્ત્ર ને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. સદાચાર અને નીતિ એ સમગ્ર ધાર્મિક જીવન નથી પરંતુ ધાર્મિક જીવનનો માત્ર એક અંગ છે. પરંતુ આ અંગ સામાજિક દ્રષ્ટિ એ એટલું બધું મહત્વનું છે કે ભારતીય ધર્મ વિહાન શકો ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ એવું સૂત્ર આપે છે કોઈ પણ વ્યક્તિ ધાર્મિક છે કે નહીં તેનો સામાજિક કસોટી આ સૂત્ર થી કરવામાં આવે છે. ગાંધીજી પણ આ વાત નો સ્વીકાર કરતા કહે છે કે મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નીતિ ધર્મ એટલે નીતિ અને આત્માની દ્રષ્ટિ એ પાળેલી નીતિ એ ધર્મ આધુનિક ભારતના જગત વિખ્યાત તત્વચિંતક doctor રાધા કૃષ્ણને સદાચાર અને નીતિ ને ધાર્મિકતાની કસોટી ગણાવી છે. તેમના મત મુજબ ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મ કામ નથી પરંતુ પરિવર્તિત જીવન છે. માનવીના ધર્મ ની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં પણ

જ્ઞાન ભક્તિ અને કર્મ એ ધાર્મિક જીવનના અગત્યના પાસા છે. આ ત્રણેય ને સિદ્ધ કરવા માટે ની જપ અને મનો નિગ્રહ ની જરૂર પડે છે. ગીતાકાર કહે છે કે આ પ્રકાર નો નિગ્રહ વૈરાગ્ય થી શક્ય બને છે ધાર્મિક જીવનના સાધક એ વિષય ભોગ નો ત્યાગ કરવો જ પડે છે. આ વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની જરૂરિયાત બની જાય છે. વૈરાગ્ય એટલે ઈન્દ્રિયો ના વિષય રૂપ વસ્તુઓમાં આશક્તિ નો અભાવ. વાસ્તવમાં જે વ્યક્તિ ને દૈવી તત્વ મા પ્રેમ થાય છે તેને જગતમાં કોઈ પણ પદાર્થ મા આશક્ત રહેતી નથી ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્કયતા છે તે જગત ના દુખો ના કંટાળામાંથી જન્મેલો નથી પરંતુ પરમાત્માને જગત ના પદાર્થો ના સ્વરૂપ ના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. મૃત્યુ વૃદ્ધાવસ્થા રોગ પ્રિયનો વિયોગ અપ્રિય નો સહયોગ વગેરે આપત્તિઓ આવે ત્યારે વ્યક્તિ ને ધીરજ ખૂટે નહિ એ પ્રમાણે જે પોતના જીત ને દ્રઢ કરી રાખી તેનામા વૈરાગ્ય છે એમ કહેવાય વૈરાગ્ય ના વ્યાપક અર્થમાં વિવેક સદાય નમ્રતા તપ પ્રિયતા વગેરે ગુણો સમાય જાય છે આ બધા ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે આથી પ્રત્યેક ધર્મમાં તપ અને સંયમ પ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આયો છે. ધાર્મિક જીવનમાં ધર્મ નો મહત્વ પણ ખૂબ છે. ધર્મ એ જીવન ના આચરણમાં આવતું સત્ય છે. જીવનના પ્રત્યેક ક્ષેત્ર મા માનવીય સંબંધ સ્થાપવા માટે ધર્મનો વિશેષ મહત્વ છે. માનવ સંસ્કૃતિમાં ધર્મ નો વિશેષ મહત્વ છે કારણ કે સમગ્ર માનવ સંસ્કૃતિમાં ધાર્મિક ભાવનાની હાજરી દેખાય છે. આમ ધર્મ માનવતા ના સદા નો સાથી છે. કોઈ પણ માનવ સમાજ સંપૂર્ણ ધર્મ વિહોર્નો હોઈ અને ક્યારે બનતું નથી કારણકે માનવી ને માનવ બનાવનારું તત્વ ધર્મ છે માનસ્મૃતિ ના મત મુજબ જે માનવી ધર્મનું રક્ષણ કરે છે તે માનવી નું રક્ષણ ધર્મ કરે છે. ધર્મ માનવી ને નીતિ પૂર્વક આચરણ કરવાની પ્રેરણા આપે છે અને તેના અનુસરણ માટે બળ પૂરું પાડે છે દરેક ધર્મનો આગ્રહ હોઈ છે કે પ્રત્યેક માનવીની નીતિ નું આચરણ કરે કારણ કે નૈતિક આચરણથી જ સમાજ ટકી રહે છે આમ ધર્મ સમાજ ને ધારણ કરનારો અને ટકાવી રાખનાર તત્વ છે. આમ માનવીનાં વ્યક્તિગત જીવનમાં ધર્મનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સામાજિક જીવનમાં પણ છે કારણ કે, માનવી ના સામાજિક જીવન સાથે ધર્મ સંકળાયેલો હોય છે આચાર્ય આનંદ શંકર ધ્રુવ કહે છે કે વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ થાય છે તેનું ટૂંકું નામ ધર્મ છે એટલે કે જ્યાં જ્યાં વ્યવહાર હોય વ્યવહાર હોય ત્યાં ત્યાં ધર્મ એ નિયંત્રણ છે. ધર્મ માનવી ના સામાજિક વ્યવહાર ને ટકાવીને સમાજ ના અદભુત સાધનાનો ઉત્તમ કાર્ય કરે છે સમાજની એકતા અને સ્થિરતા ટકાવી રાખવા માટે ધર્મ નો જે પાયો છે તેને ધ્યાનમાં રાખીને મહર્ષિ વેદ વ્યાસ ધર્મને પ્રજા જીવનનો આધાર સ્તંભ ગણે છે ધર્મહીન માણસો પશુઓ જેવા જ હોય છે. ગાય, ભૈંસ, બળદ, હાથી, ઘોડા, વાઘ, સિંહ વગેરે પ્રાણીઓની જેમ માનવી પણ પ્રાણી છે અન્ય પ્રાણીઓની જેમ તે પણ શરીર ધરાવે છે

વગેરેની જરૂરિયાત છે. માનવી સિવાયના પ્રાણીઓની જીવન જીવવાની પદ્ધતિ જોતા ઘણાં કે છે કે નિર્બળ પ્રાણીઓને હંમેશાં સબર પ્રાણીઓનો ભય સતાતો હોય છે સબર પ્રાણીઓ નિર્બળ પ્રાણીઓ પર આક્રમણ કરતા હોય છે. આમ માનવી સિવાયના પ્રાણીઓમાં બળિયાના બે ભાગ જેવો ન્યાય પ્રવત્યો હોય છે માનવ સમાજમાં પણ કેટલીક વાર બાળિયાના બે ભાગ જેવા ન્યાય પ્રવર્તય પ્રવત્યો જોવા મળે છે કારણકે માનવી ને પણ

ઊંઘ વગેરે જરૂરિયાતો હોવી જોઈએ અને બીજું ભય અને આક્રમકતા નો આવેખ માનવી ને પ્રાણીઓથી જુદી પાડનારી કોઈ બાબત હોઈ તો તે ધર્મ છે સંસ્કૃતના એક શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે આહાર, નિંદ્રા, ભય અને નેતૃત્વ આ ચાર બાબતો પશુઓ અને માનવીમાં સમાન છે. ધર્મ માનવી ની વિશેષતા છે. ધર્મ વગર નો માનવી પશુ સમાન છે. ધાર્મિક જીવન જીવવા નું અન્ય પ્રાણીઓ માટે શક્ય નથી માત્ર માનવી જ ધાર્મિક જીવન જીવી શકે છે. જે માનવી ધાર્મિક જીવન વાળે છે તે શરીરધારી મતિ જતો નથી અન્ય શરીર ધારી પ્રાણીઓની જેમ તેને પણ ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતો રહે છે, પરંતુ તે ભય અને આક્રમકતાની વૃત્તિમાંથી મુક્ત થઇ શકે છે અને તે અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતું જીવન જીવી શકે છે માનવી સિવાય પ્રાણીઓ પાસે ભય અને આક્રામકતા આવેગમાંથી મુક્ત થવાની કોઈ સુવિધા નથી આથી જ માનવીનો જન્મ દુર્લભ ગણાય છે માનવી ઈચ્છે તો ધાર્મિક જીવન જીવીને ભય અને આક્રમકતાની વૃત્તિમાંથી છુટકારો મેળવી શકે છે. ધર્મ માનવી ને નિર્ભય બનાવે છે ધાર્મિક જીવન વડે જો માનવી નિર્ભયતા ને પામે તો તેના જીવનમાં અહિંસા સત્ય પ્રેમ શાંતિ વગેરે ગુણો પ્રકટ થાય છે. આથી ધર્મહીન માનવીઓ પશુ જેવા હોઈ છે ધર્મમાં પ્રાર્થનાનું પણ મહત્વ છે. પરમાત્માને આરાધ્ય દેવતાની ભક્તિનો ધાર્મિક જીવન વિશિષ્ટ જાણ છે . શરણાગતિ નિભાવનાર પૂજા પ્રાર્થના ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવન નો અનિવાર્ય અંગ છે આજ્ઞા આપે છે કે પોતાના પાલન કરતા નું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી એનામાં જ ચિત્ત પોરવો bible માં પણ આજ્ઞા કરવામા આવે છે કે નિરંતર પ્રાર્થના કરતાં રહે

ધાર્મિક માનવીનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે. વિજ્ઞાનયુગમાં ધર્મનું મહત્વ ધર્મ માનવી ને સારો નાગરિક બનાવે છે ધર્મના ઊંડા અભ્યાસ વડે માનવી વસુધૈવ કુટુંમ્બક્મ અને સર્વોદય જેવા આદર્શોને મૂર્તિમાન કરવા પ્રયત્નો કરે છે. સર્વોદય ના આદર્શને મૂર્તિમાન કરવા માટે વિનોબા ભાવે જણાવે છે કે, ધર્મ અને વિજ્ઞા વિજ્ઞાનના સમન્વયમાંથીજ સર્વોદય સાધી શકાય

સર્વ નો વિનાશ થાય છે. ધર્મ અને વિજ્ઞાનનો ધ્યેય સત્યની ખોજ કરવાનો છે અને તેથી આ બંનેના એક બીજા સાથેના સહયોગ દ્વારા માનવી ઉત્કર્ષ સાધી શકાય છે. આ વિશે હું મારી માહિતી પૂર્ણ કરું છું.

હું વિશ્વા રાઠોડ બોલું છું હા મારે તમને એક, મારે તમને એક question હતો હું બે ચાર દિવસ પેહલા bank એ આવેલી હતી મને એમ કહેવામાં આવ્યું હતું કે અત્યારે card નહિ નીકળે કારણકે કઈ નવી ત્યારે, ત્યારે કૈક નવી offer ચાલુ હતી કૈક નવી એ બધું તમારા કાર્યક્રમ ને ચાલુ હતા એટલે તમે મને ના પાડી હતી કે થોડાક દિવસ પછી તમે મને contact કરજો અથવા તમે મને બે એક દિવસ પછી પૂછી શકો છો તમે એવા માટે call કરેલો છે કે મારે card કઢાવું છે હા વિશ્વા અજિત ભાઈ રાઠોડ હા one triple one triple zero

ના sir થોડોક time થયો

ઓકે તમે મને બેટ વિશે જણાવશો

હા sir અને મને loan વિષે પણ જણાવો મારે loan લેવી છે તો એના માટે મારે માહિતી આપશો home loan કરાવી છે મારે

ઓકે સર અત્યારે તો મને કેટલા time એ loan મળશે હમણાં જ loan ના મળી શકે મને કોઈ પણ બીજી branch માં કે હું એપ્લાય કરું કે ઓકે સર હા મારા પાસે છે તો ખરી પણ લગભગ કદાચ એનું એટલું બધું ના આવી શકે કારણકે એની વૅલ્યુ અત્યારે બહુ ઓછી ગણાય છે